લેટેકના ઉપયોગથી પત્ર લેખન કેવી રીતે કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
તમે ત્રણ બારીઓ જોઈ શકો છો આ લેટેકની ટાઈપસેટિંગના ત્રણ અલગ તબક્કાઓને અનુરૂપ છે જે છે સ્ત્રોત ફાઈલનું સર્જન પીડીએફ ફાઈલનું સર્જન કરવા સંકલન અને તેને પીડીએફ રીડર દ્વારા નિહાળવું
હું મેક OSXમાં મફત પીડીએફ રીડર સ્કીમનો ઉપયોગ કરી રહી છું કારણકે દરેક સંકલન પછી તે આપો આપ જ અદ્યતન પીડીએફ ફાઈલને લોડ કરે છે
લિનક્સ અને વિન્ડોવ્સમાંના પીડીએફ બ્રાઉઝરો પણ આ ક્ષમતા ધરાવે છે
ચાલો સ્ત્રોત ફાઈલમાં જોઈએ કે પ્રત્યેક આદેશ શું કરે છે
પ્રથમ લીટી સૂચવે છે કે આ પત્ર ડોક્યુમેન્ટ ક્લાસનો છે
૧૨pt લખાણનું પરિમાણ છે
પત્રનો પ્રથમ ભાગ છેમોકલનારનું સરનામુંતે અહીં બે કોષ્ટક વચ્ચે દેખાય છે
આઉટપુટ ફાઈલના સૌથી ઉપરના જમણા બાજુના ખૂણામાં તેનું સ્થાન જોઈ શકાય છે
અનુક્રમે આવતા બે સ્લેશ નવી પંક્તિ શરુ કરે છે
જો હું અહીંથી બંને સ્લેશ હટાવી લઉં - સંગ્રહ કરીપીડીએફલેટેક દ્વારા સંકલન કરું- તો બંને પંક્તિઓ એક બીજામાં ભળી ને એક પંક્તિમાં પરિવર્તિત થઇ જાય છે
અગાઉ બે સ્લેશથી આપણે લેટેકને પંક્તિ છુટી પાડવા કહ્યું હતું
હવે આ ઊલટા સ્લેશ અહીં નથીતેથી લેટેકને ખબર નથી કે તેણે પંક્તિ છુટી પાડવાની છે
ચાલો હું સ્લેશ પાછા મુકું
સંગ્રહ કરી અને સંકલન કરીએ
હવે સમજાઈ ગયું છે કે દરેક ફેરફાર પછી સંકલન કર્યાં પહેલા તેનો સંગ્રહ કરવો પડશે
આપણે જોઈએ કે જો સરનામું ખાલી રાખીએ તો શું થાય
ચાલો હું અહીં આવું નિશાની કરીએ પંક્તિના છેડે જઈએતે રદ કરીએસંગ્રહ કરીએસંકલન કરીએ
તમે જોઈ શકો છો કે મોકલનારનું સરનામું અહીંથી અદ્રશ્ય થઇ ગયું છે
નોંધ લો કે આજની તારીખ આપો આપ જ અમેરિકન ઢબથી દેખાય છેમહિનોતારીખ અને પછી વર્ષ
આ આદેશ datetoday દ્વારા મેળવાય છે
આ આપો આપ થતા તારીખના દેખાવને એક ખાલી સૂચી દ્વારા આપણે અટકાવી શકીએ છીએ
સંગ્રહ કરીએ
સંકલન કરીએ
તારીખ જતી રહી છે
ધારોકે આપણને આપણી ગમતી તારીખ મુકવી છેતો ચાલો તેને ડેટ સાથે આ રીતે મુકીએ
૯ જુલાઈ ૨૦૦૭સંગ્રહ કરીએસંકલન કરીએ
તારીખ મળી ગઈ છે
આ તારીખ એ છે જે દિવસે આ ટ્યુ્ટોરીઅલ પ્રથમ વખત બન્યું હતું
સંકલન થતાઆઉટપુટ ફાઈલમાં આપણે આ ભારતીય ગોઠવણી દેખાતી જોઈ શકીએ છીએ
ચાલો સરનામું પાછુ મૂકી દઈએ
ફરી સંકલન કરતા જ પહેલાની જેમ ડોક્યુમેન્ટ પાછું મળે છે
સહી કરવાનો આદેશ પત્રની છેક નીચે દેખાય છે
આપણે પહેલા ડોક્યુમેન્ટ શરુ કરીએ અને પછી પત્ર
પત્ર મેળવનારનું સરનામું પહેલાં આવે છેતે આઉટપુટના ઉપર ડાબી બાજુના ખૂણામાં દેખાય છે
મેં આને શ્રીમાનએનકેસિન્હાને સંબોધિત કર્યું છે
આદેશ openingનો ઉપયોગ ગ્રહણ કરનારનું સરનામું આપવા થાય છે
તમે નોંધ લીધી હશે કે લેટેકના આદેશો ઉલટા સ્લેશથી શરુ થાય છે
પત્રનું લખાણ હવે આના પછી આવે છે
આપણે હવે જોઈ શકીએ છીએ કે લેટેકમાં નવો ફકરો એક ખાલી લીટી દ્વારા શરુ થાય છે ચાલો અહીં આવીએહમણાં આ વાક્ય અહીં વે areથી શરુ થઇ રહ્યું છે
તેને ખોલીએતેને હવે આના પછીની લીટી ઉપર લઇ જઈએ
મેં એક ખાલી લીટી છોડી છેહું આને સંગ્રહ કરું
આને સંકલન કરીએ
તમે જોઈ શકો છો કે આ એક નવા ફકરામાં જતું રહ્યું છે
નવા ફકરા સાથે આ પત્ર બે પૃષ્ઠોમાં વહેચાય જાય છે
જોઈ કે જો અક્ષરનું માપ ઓછુ કરી ૧૦ કરીએતો તે આ પત્રને ફરી એક પૃષ્ઠમાં પૂરું કરે છે
હવે હું તે કરું સંગ્રહ કરીએ
સંકલન કરીએ
આખો પત્ર એક જ પૃષ્ઠમાં પૂરો થાય છે તે તમે જોઈ શકો છો
ચાલો હું અક્ષર માપ ફરી ૧૨pt કરી દઉં
અને આ ફકરો પણ હું થોડો ખસેડું
તેનો સંગ્રહ કરી સંકલન કરીએ
હવે હું આઈટમાઈઝ એન્વાર્નમેન્ટ સમજાવીશ જે શરૂઆત અને અંતના આઈટમાઈઝ આદેશોની જોડ વડે બને છે
લખાણનો કોઈ પણ ભાગ જે item સાથે શરુ થાય તે બુલેટ સ્વરૂપે દ્રશ્યમાન થાય છે
શું હું અહીં બુલેટની જગ્યા એ આંક મૂકી શકું
તેના માટે તમારે માત્ર આઈટમાઈઝને એન્યુમરેટથી બદલવું પડશે
ચાલો હું આને એન્યુમરેટમાં ફેરવું
તેનો સંગ્રહ કરીએ
જેટલો બને તેટલો તેનો સંગ્રહ કરવો સારું જ છે
ચાલો હું આનું ફરી સંકલન કરું
તમે જોઈ શકો છો કે બુલેટ હવે આંક બની ચુક્યા છે
અંતમાંમેં આપનો સ્નેહાધીન ઉમેરેલ છેજે અહીં આવે છે
આપણે હસ્તાક્ષર વિષે અગાઉ જ વાત કરી દીધેલ છે
આદેશ સીસી આ પત્ર અન્ય બીજા પ્રાપ્તકર્તાઓને મોકલવા માટે મદદ કરે છે
હું આ પત્ર એન્ડ લેટર આદેશ દ્વારા સમાપ્ત કરું છું અને પછી આ ડોક્યુમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટ આદેશ દ્વારા પૂર્ણ થાય છે
તમે આના લખાણને બદલી શકો અને તેનો પ્રયત્ન પણ કરો
જ્યાં સુધી તમને આત્મવિશ્વાસ ન આવે ત્યાં સુધી એક સમયે કોઈ એક જ વસ્તુ બદલો અને તરત જ સંકલન કરી ખાતરી કરી લો કે તમે કરેલ ફેરફાર લાગુ પડ્યો છે કે નહીં
મેં મેક ઉપર તમને પત્ર લેખન શીખવાડ્યુંપણ આ જ સ્ત્રોત ફાઈલ લિનક્સ અને વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમની બધી લેટેક સિસ્ટમો ઉપર પણ કાર્ય કરે છે
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે
આને દયાન પૂર્વક સાંભળવા આભાર
આઇઆઇટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છુંઅભાર